ચાલો ભાયડા હા bye.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

એ લોકોનો એ રીતે તહેવાર હોય છે મહિનો સુધી ઉપવાસ કરે છે છેલ્લે એ લોકને ઈદ હોય છે અને ઈદના દિવસે એ લોકો નવા નવા કપડા સિવડાવે બધા લોકો ભેગા થાય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

ગુજરાત ટાઇટન સામે અમદાવાદ નરેન્દ્ર મોદી Stadium ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ ત્રણ wicket એ જીત મેળવી હતી

રાજસ્થાન પ્રથમ વાર ટાઇટલ્સને હરાવ્યું છે પ્રથમ batting કરતા ગુજરાત ટાઇટન્સ team એ સાત wicket ભોગવી એકસો સીતોતેર રન કર્યા હતા રાજસ્થાન રોયલ એ ઓગણીસ over બે બોલ ઓવરમાં સાત wicket એકસો ઓગનાએસી રન જીત મેળવી લીધી રાજસ્થાન રોયલ માટે captain સંજુ સેમસંગ સાહીઠ રન સીમરન ફેટમાયર છપ્પન રનની રમી હતી. ઈસ્માઈલ એ અને સંજુએ છ છક્કા ફટકાર્યા હતા ગુજરાત માટે મોહમ્મદ સમીએ ત્રણ wicket ઝડપી હતી આ રાજસ્થાનનો વટ સ્વામી ચોથો વિજય છે. Team constable માં top પર છે સંજુ સેમસંગ IPL career માં ઓગણીસમી અડધી સદી ફટકારી હતી.

પિસ્તાલીસ રન અને મિનરે છેતાલીસ રનની innings રમી હતી જોકે તે સિવાય એકે ખેલાડી તિસના આંકડો પાર ન કરી શક્યો હતો. રાજસ્થાન રોયલ નો ચેસ બટલર IPL સાત વરસ બાદ શૂન્ય પર out થયો હતો રાજસ્થાન રોયલ્સનો open ચોસ બટલર શૂન્ય પર out થયા પછી

પુણે Super Giant સામે પ્રથમ વાર શૂન્ય out થયો હતો એટલે એક બે શૂન્ય વચ્ચે છ્યાસી innings રમી હતી બે શૂન્ય વચ્ચે સૌથી વધુ inning રમનાર મામલે બટલર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વિથ બાદ બીજા ક્રમે છે ત્યાર પછી કોલકત્તા વન-ડે આજે સૌથી મોટા score કરનારે પણ પૂરી આવતી નવમી match ગુમાવી છે કોલકત્તા સામે ઘર આંગણે રમાયેલી મેચમાં મુંબઈ સરળ રીતે જીતી રહ્યું છે રવિવારની match માં મુંબઈ કોલકત્તા સામે પાંચ wicket એ હરાવી પ્રથમ batting કરતા કોલકત્તા એ એકસો પંચ્યાસી રન છ wicket એ score કર્યો હતો અને તે મુંબઈ સામે વાનખેડામાં સૌથી મોટો score છે. કોલકત્તામાં વાનકેટે સદી ફટકારી હતી તેણે એકસો ચાર રનની inning છક્કા નવ ચોખા ફટ કર્યા હતા. કોલકત્તા માટે IPL માં પંદર વર્ષ બાદ કોલકત્તા માટે અગાઉ એક માત્ર સદી બે હાજર આઠની IPL ની પ્રથમ match માં મેકલોમ ફટકારી હતી વનકટેજ સદીએ છતાં

Out થયા બાદ કિશોરને માત્ર એકવીસ ball માં અડધી સદી ફટકારી હતી સૂર્ય એ એક કોમ પર જ મહેતા તિલક વર્માએ ત્રીસ રન સાથે ત્રીજી wicket માં સાહીઠ રનની ભાગીદારી કરી હતી ડેવિડે ત્રેવીસ રન અને team ને જીતાડી કોલકાતા આપતા વાનખેડેદાસે match નવમી હાર છે રોહિત match માં માત્ર Batting કરવા ઉતર્યો હતો આ match નો સૂર્યકુમાર યાદવ captain રહ્યો હતો તેણે શો સમય જણાવ્યું હતું કે રોહિત ની તબિયત થોડી ખરાબ છે. તેથી આજે captain નહીં રમે જોકે તે and boot તરીકે ઉતર્યો હતો. એક ચર્ચા અનુસાર કદાચ તેના World Cup નો message કરવા માટે આમ કરવામાં આવ્યું છે કોલકત્તા અને મુંબઈની સામેની મેચમાં IPL પિતા પુત્ર અને જોડિયા ભાઈઓએ જોડી મળી. મુંબઈ અર્જુન તેંડુલકર debue કર્યું સચિન અર્જુન ની જોડી IPL માં રમનાર પ્રથમ પિતા પુત્રની જોડી બની આ સાથે જોન્સન પણ મુંબઈ માટે debue કર્યું તેનો ભાઈ માર્ગને જ્યાંશને હૈદરાબાદ માટે રમે છે તે IPL ના રમનાર ભાઈઓ પ્રથમ જોડી બની કોલકત્તા night riders તરફથી સદી ફટકારનાર વાનખેડસ ઐયર પોતાને inning માં નવ છક્કા ફટકાર્યા હતા તે એક કે inning ભારતીય દ્વારા ફટકારવામાં આવેલ સૌથી વધુ છક્કા મામલે સંયુક્ત રીતે બીજો ક્રમ છે અર્જુન રોહિત સોપી હતી જેણે સચિન International debut camp માં આવી હતી. ઈસકોલ વડ કલકત્તાની BCCI દ્વારા Cricket tournament ના ઇનામી રકમ વધારવાની જાહેરાત કરવામાં આવી board secretary જાય શાહ જણાવ્યું હતું. Domestic Cricket માં રોકાણ કરતા રહીશું તે ભારતીય cricket નો રોકાણ છે હવે રણજીત trophy વિજેતા team ને એક કરોડના બદલે પાંચ કરોડ રૂપિયા મળશે જ્યાં રણજી રમનાર એક કરોડ સ્થાન ત્રણ કરોડ રૂપિયા મળશે જ્યારે semi final હારનાર team ને પચાસ લાખ સાથે એક એક કરોડ મળશે. આ ઉપરાંત હીરાની cup માં વિજેતા પચીસ મા સ્થાને પચાસ લાખ મળશે હવેથી રમનારને પણ પચીસ લાખ મળે છે દિલીપ trophy વિજેતાના હવે ચાલીસ લાખ સ્થાને એક કરોડ અને runner up વીસ લાખ સ્થાને પચાસ લાખ રૂપિયા મળશે જ્યારે વિજયા હજારે trophy ના વિજેતા ને ત્રીસ લાખના સ્થાને એક કરોડ થતાં runner up ને પંદર લાખનો સ્થાન સ્થાને પચાસ લાખ રૂપિયા મળશે દેવધર trophy ના વિજેતા ને પચીસ લાખના સ્થાન ચાલીસ લાખ તથા runner up પંદર લાખની સ્થાન વીસ લાખ રૂપિયા મળશે તૈયબ મુસ્તાક અલી trophy ના વિજેતાને પચીસ લાખના સ્થાને એસી લાખના

ત્રણ લાખ સ્થાને પચીસ લાખ રૂપિયા મળશે senior મહિલા ટી ટ્વેન્ટી વિજેતા ને પાંચ લાખના સ્થાને ચાલીસ લાખ તથા runner up ને પંદર લાખ સ્થાને

તેના focus બે હાજર ચોવીસ ત્રેવીસ Olympic ધ્યાન રાખ્યા બીજા બચાવ પણ છે તેણે ગત World Cup Championship માં silver જીત્યો હતો. એક એપ્રિલ તુર્કી training રહ્યો છે તે asian games માં પણ ભાગ લઈ શકે છે. શ્રીલંકા અને Island વચ્ચે બે test match ની season શરૂ થઈ ગઈ છે શ્રીલંકા team માં Island test સામે રમનાર ત્રીજી team બની રવિવારે શરૂ થયેલી test શ્રીલંકા પ્રથમ દિવસ અત્યાર સુધીમાં ત્રણસો છ્યાસી ચાર wicket ના score કરી દીધા હતા toss જીતી પ્રથમ batting કરતા શ્રીલંકા માટે captain પૂર્ણ રહે એકસો અગ્નાસી ની કરિયર પંદર મી ખુશલ મહેંદી છે એકસો ચાલીસ career ની આઠમી સદી ફટકારી opener Out થયા બાદ પૂર્ણ અને ખુશાલ વચ્ચે બસ્સો એક્યાસી રનની વિચાર ભાગીદારી નોંધાઈ ગઈ અંતિમ session પૂર્ણ રત્ન અને મેનિસ અને મેચ્યુસ zero wicket લઈ ગયા Ireland એ દિવસના અંતે તકીમન અને પ્રભાત pitch ઉપર રહ્યા હતા.